આ દ્રશ્ય ખુલ્લુ હવા વાળું ક્ષેત્ર છે પાર્ટી પ્લોટ અથવા લોન જે કિનારીઓ સાથે લાલ અને સફેદ સુશોભન સાથે એક મોટા શફેદ તંબુના માળખા થી ઢંકાયેલું છે.

આ વિસ્તાર છત પર સફેદ અને જાંબલી પટ્ટાવાળા કાપડ સાથે તંબુ જેવી રચનાથી ઢંકાયેલો છે.

રસોડા ના ઉપકરણોનો શો રૂમ છે ગેસ સ્ટવ ના અનેક મોડેલો દર્શાવવામાં આવ્યા છે સ્ટવ કદ અને ડિઝાઇન માં ભિન્ન છે જેમાં બે ત્રણ અને ચાર બર્નર વાળા મોડેલો નો સમાવેશ થાય છે.

વી ટુ નામની બહુમાળી રિટેલ દુકાનના બાહ્ય ભાગને દર્શાવે છે જે મૂલ્ય અને વિવિધતા ની જાહેરાત કરે છે.

દ્રશ્યમાં લોકો જળાશયથી આસપાસ એકઠા થયેલ દેખાય છે અને પૃષ્ઠભૂમિમાં મંદિરની રચના દેખાય છે.

ઘણા ભાગમાં રેતી અથવા કાકરીનું મોટું ઢગલો છે અને સ્થળની આસપાસ બાંધકામની સામગ્રી દેખાય છે.

આ એક સુંદર જાળવણી કરેલ બગીચાનો હવાઈ દ્રશ્ય દર્શાવવામાં આવી છે જેમાં મધ્યમ ગોળાકાર પાણીનો ભાગ અથવા તળાવ છે.

એક ભાગમાં લાકડાની દિવાલો કાચ સાથેનું ડિસ્પ્લે કાઉન્ટર અને બહુવિધ ફ્રેમ વાળા ચિત્રો અથવા કલાકૃતિઓથી શણગારેલી દીવાલો છે.

આ રીપેરીંગ ગેરેજ |અથવા વર્કશોપ ના આંતરિક ભાગને દર્શાવે છે જ્યાં ઘણી કાર જાળવણી અથવા સમારકામ હેઠળ છે ઘણા વાહનો મુખ્યત્વે લાલ અને ચાંદીના રંગના દ્રશ્યમાન છે જેમાં કેટલાકના હુડ ખુલ્લા છે.

ગુલાબી દિવાલ પર એક નિશાની છે જેમાં સલીમ આર્ટ લખાણ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે.